શિવ પ્રતાપ સુખલા અને હિમાચલ પ્રદેશને ની બે રાજધાની તો યાદ જ છે રાજધાની સીમલા સિયાનું રાજધાની પરમશાલા હવે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં cup india કવાયત યોજવાની છે

ભારત અને અમેરિકાએ cup india નામની તેમની દ્વિપક્ષીય હવાઈ કવાયત ની આગામી આવૃત્તિનો આયોજન કરેલ છે અને આ exercise નો ઉદ્દેશ્ય બંને દેશોના હવા હવાઈ દડો વચ્ચે આંતરવ્યવહારિક ના વધારવાનો છે આ કવાયત દળ થી એક્વિસ એપ્રિલ બે હજાર ત્રેવિસ દરમિયાન પશ્ચિમ બંગાળના તલાઈ કુંડળ ખાતેના airforce base પર યોજાઈ રહી છે

પાંચ વર્ષના સમયગાળા પછી ભારત અને અમેરિકા વચ્ચે આ પ્રકારની પ્રથમ મોટી હવાઈ આયોજિત થઈ રહી છે કોરોના મહામારીના બે દિવસ અને બે હજાર અથાર માં આયોજિત થયેલ આ exercise હવે આ બે હજાર ત્રેવિસ આવી ગયું તો પાંચ વર્ષના સમયગાળા પછી ભારત અને અમેરિકા વચ્ચે આ પ્રકારની પ્રથમ મોટી હવાઈ કવાયત આયોજિત થઈ રહી છે અને ભારત ભારતીય વાયુસેના frontline fighter aircraft

light combat aircraft સાથે આપણે આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે તો indian airforce આની અંદર કયા કયા વિમાનોનો કે flighter પેન નો ઉપયોગ કરશે કેટલો frontline fighter aircraftSU thirty MTI બીજું છે રાખેલ કયા દેશ પાસેથી લીધા એ તો તમને યાદ જ છે આને સ્વદેશી light combat aircraft સાથે આપણે આ exercise ની અંદર ભાગ લઈ રહ્યા છે જ્યારે અમેરિકા પોતાની વાયુ સેનાના F fifteen fighter jet સાથે આ હવાઈ કવાયતમાં ભાગ લેશે અને આ આ હવાઈ કવાયતમાં જાપાન એક નિરીક્ષક રાષ્ટ્ર તરીકે ભાગ લેવાનું છે અને વિસ ઓગસ્ટ બે હજાર અથાર ના રોજ આયોજિત સંરક્ષણ મંત્રીઓના સંમેલનની સમજૂતી અનુસાર

ડિસેમ્બર બે હજાર અથાર માં ભારતમાં ભારતીય વાયુસેના અને અમેરિકાની વચ્ચે જોવામાં આવી હતી આના પહેલા cup india ની આવૃત્તિ બે હજાર અથાર માં આયોજિત કરવામાં આવી હતી અને જેનો આયોજન ત્રણ કે ચૌદ ડિસેમ્બર બે હજાર અથાર દરમિયાન airforce base કલાઈ કુંડા શાના દરખાસ્તે કરવામાં આવ્યું હતું અને આ કવાયત બંને દેશો માટે એકબીજાને લડાય વ્યુહ રચનામાંથી શીખવાની સાથે સાથે તેમના અનુભવો અને શ્રેષ્ટ પ્રથાઓ share કરવાની તક છે મિત્રો exercise અમેરિકાની airforce પાસે કેટલાક ખાસ લક્ષણો હોય કેટલીક ખાસો વિશિષ્ટતાઓ હોય તો ભારતના જે વાયુ સેનાના સૈનિકો છે એમની પાસે પણ કેટલાક ખાસ કૌશલ્ય હોય તો એકબીજા વચ્ચે કૌશલ્ય ની આપ લે કરવા મળે છે ને આ ecercise આયોજિત કરવામાં આવતી હોય છે આગળ વાત કરીએ તો તેલંગાના food conclave બે હજાર ત્રેવિસ નું આયોજન કરવાની છે ઓગન્ત્રિસઅથ્યવિસ અને ઓગંત્રિસ એપ્રિલે તેલંગાના સરકાર food conclave બે હજાર ત્રેવિસ નું આયોજન કરશે એક વાર્ષિક સત્ર છે

આ event એક વાર્ષિક સત્ર છે અને જે એગ્રી ફૂડ ઉદ્યોગના સો વિચારશીલ નેતાઓને એક મંચ ઉપર લાવે છે અને આ conclave નું હેતુ ચાલુ દાયકામાં ભારતીય કૃષિ અધ્યક્ષ ક્ષેત્રના વિકાસ માટેના મુખ્ય પડકારો અને તકો અને ઓળખવાનો છે મિત્રો આ conclave ની અંદર આજે આગામી સમયમાં આવનારા પડકારો છે અથવા તો વિકાસની જે તકો છે તેને ઓળખવા માટે તેમને આ conclave ઓનો આયોજન કરવામાં આવ્યું છે અને તેલંગાના સરકાર આ event નું આયોજન કરવા માટે અનેક સંગઠનો સાથે સહયોગ કરી રહી છે ભાગીદારી કરી રહી છે તેમાં world economic Indian Oil Producers producer Association Indian Dairy Association Ithal International અને socirty of aquaculture professional માં સમાવેશ થાય છે મિત્રો આટલા બધા સંગઠનો સાથે આ તેલંગાના સરકાર આ conclave ને આયોજનનો સહયોગ કરી રહી છે અને આ ઉપરાંત સરકારી ખેડૂતોને સહાય પૂરી પાડવા અને ટકાઉ હેતુ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપણા હેતુથી અનેક યોજનાઓ પણ શરૂ કરી છે અને વાત કરીએ આપણે તેલંગાના ની તો તેલંગાના રાજ્યનું ગઠન ક્યારે થયું જે જૂન બે હજાર ચૌદના રોજ બે બે હજાર ચૌદના રોજ આર રાજ્યને આંધ્ર પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાંથી નવા રચાયેલા તેલંગાના રાજ્ય તરીકે અલગ કરવામાં આવ્યું હતું મિત્રો આંધ્ર પ્રદેશના ઉત્તર પછી ભાગને સાથીને તેલંગાણા રાજ્યનો ગઠન કરવામાં આવ્યું ત્યારે પ્રતિબિંબ બે હજાર ચૌદ અને તેલંગાના ની ઉત્તરમાં મહારાષ્ટ્ર રાજ્ય ઉત્તર પૂર્વમાં છત્તીસગઢ પશ્ચિમમાં કર્ણાટક અને પૂર્વ દક્ષિણમાં આંધ્રપ્રદેશ આવેલું છે અહીં પણ તમે જોઈ શકો છો કે કયા કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો આંધ્રપ્રદેશ કર્ણાટક અહીં મહારાષ્ટ્ર અને અહીં છત્તીસગઢ સાથે અને તેલંગાના ભુ પ્રદેશમાં મોટાભાગે ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે એક લોકપ્રિય યુદ્ધ પ્રતિ શાસ્ત્રમાં તેલંગાના શબ્દ એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો ત્રિલિંગ આ ત્રિલિંગ દેશ એટલે કે ત્રણ લીંબુની ભૂમિ એના ઉપરથી આ તેલંગાના શબ્દ ઉતરી આવ્યો હોવાનો માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ મહત્વપૂર્ણ સહાય મંદિરો આવેલા છે એ મહત્વપૂર્ણ ત્રણ સેવ મંદિરો કયા કયા? એક તો કાલે સ્વરમ જે હાલના તેલંગાણા રાજ્યમાં આવેલું છે એ સિવાય બીજા બે સૈવ મંદિરો અને દ્રાક્ષ રામ એ હાલના સમયમાં આંધ્ર પ્રદેશમાં છે તો આ ત્રણ સૈવ મંદિરો એટલે કે ત્રીલિંગ દેશ અને આ સ્ત્રીલિંગ દેશો ઉપરથી તેલંગાના શબ્દ ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેલંગાના મુખ્યમંત્રી બોલે તો એ ચંદ્રશેખર રાવ ત્યારથી તેલંગાના રાજ્યનું ગઠન થયું ત્યારથી તેલંગાના રાજ્યના મુખ્યમંત્રી છે અને તેલંગાના ના રાજ્યનું રાજ્યપાલ છે અને તેલંગાણા ની રાજધાની છે હૈદરાબાદ આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો ગઈકાલે તારીખ હતી દસ એપ્રિલ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો દર વર્ષે દસ મી એપ્રિલે હોમિયોપેથિકના સ્થાપક અને જર્મન ચિકિત્સક સેમ્યુઅલ હાનીમેનની જન્મજયંતી ના સન્માન માટે વિશ્વ હોમિયોપેથિક દિવસ ઉજવવામાં આવે છે અને મિત્રો એજ્યુ સફરના દિન વિશેષના વિદેની શ્રેણીની અંદર અમે આ વિશ્વ હોમિયોપેથિક દિવસની વાત કરી છે આ એક fact ફરીવાર યાદ કરી લઈએ કે દર વર્ષે દસમી એપ્રિલે વિશ્વ હોમિયોપેથીક દિવસ શા માટે ઉજવવામાં આવે છે કારણ કે હોમિયોપેથીક ના સ્થાપક અને જર્મનની જન્મ જયંતી છે તો એમના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ આરોગ્ય સાંભળનાર ક્ષેત્રોમાં હોમિયોપેથીકના મૂલ્યવાન યુક્ત તેમને ઓળખવા માટે સમર્પિત છે અને વિશ્વ હોમિયોપેથીક દિવસ બે હજાર ત્રેવિસ ની theme શું રાખવામાં આવે one health one family શું one health one family એ theme સાથે ફેસવો હોમિયોપેથિક દિવસ બે હજાર ત્રેવિસ ઉજવાયું અને આ દિવસનો ઉદ્દેશ્ય એક તબીબી પ્રણાલી તરીકે હોમિયોપેથિક વિશે જાગૃતિ લાવવાનો અને તેની સફળતાના દળને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે હોમિયોપેથી એ વૈકલ્પિક દવાનો એક સ્વરૂપ છે જે દર્દીના શરીરની અંદર જન્મજાત ઉત્તર પ્રક્રિયાઓને ઉત્સર્જિત કરીને કામ કરે છે મિત્રો હોમિયોપેથીક ની જે દવાઓ એવી હોય છે કે શરીર ઉપર કોઈ આડ અસર નથી કરતું હા હોમિયોપેથિક ઉપચાર સાથે લાંબા ગાળે પરિણામ મળે છે પરંતુ એક વખત રોગ નાબૂદ થઈ ગયા પછી જીવનમાં ક્યારેય આ રોગ થતો નથી તો હોમિયોપેથીક એ વૈકલ્પિક દવાનો એક સ્વરૂપ છે જે દર્દીમાં શરીરની જન્મજાત ઉપચાર પ્રક્રિયાને ઉત્તેજિત કરીને કામ કરે છે અને ભારત સરકારનો આયુષ્ય મંત્રાલય વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી ની દેખરેખ રાખે છે હોમિયોપેથિક એ ભારતને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તબીબી પ્રણાલીઓ માની એક પ્રણાલી છે અને તે નિયતમ આડઅસર સાથે સારવારનો સલામત સ્વરૂપ હોવાનો માનવામાં આવે છે મિત્રો હોમિયોપેથીક એની સારવારની આપણા શરીર ઉપર કોઈ આડ અસર થતી નથી એ લોકોથી એલોપેથી એનાથી વધારે આડઅસર થાય છે પરંતુ હોમિયોપેથીકથી તાત્કાલિક result નથી મળતું પરંતુ સારવારમાં કોઈ આળસર નથી થતી પરિણામ લાંબા ગાળે મળે છે આને આપણા સ્વાસ્થ્ય માટે હોમિયોપેથીક થી ઉપચાર થાય એટલો સારો છે બાકી એલોપેથી દવાથી તાત્કાલિક result મળે પરંતુ શરીર ઉપર એની આડસર વધારે થાય છે અને દ્વારા સરકારે બે હજાર ચૌદમાં હોમિયોપેથિક માટે આયુષ મંત્રાલયની શરૂઆત કરીએ છીએ આપણે આયુષ મંત્રાલયની સ્થાપના બે હજાર ચૌદમાં અને આયુષ્માન મંત્રાલયની અંદર જે આયુષ શબ્દ છે એનું પૂરું નામ શું છે આયુર્વેદ યોગ નેત્રપેથીક યોનાની અને હોમિયોપેથિક અને પ્રથમ શક્તિ આયુષ મંત્રાલય નામ બન્યું છે અને આ પણ કેન્દ્રીય આયુષ મંત્રાલય પણ છે કેન્દ્રીય આયુષ્ય મંત્રી કોણ છે સર્બાનંદ સોનવાડ અને હવે પ્રશ્નની વાત કરીએ

હુંરાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતમાં ઇડર તાલુકાના વાસી ગામમાં રહીયે છીએ ઑક્ટ્મ્બર મહિનો ચાલી રહ્યો છે જે દરેક વર્ષ ની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતર માં ધણા બધા કામ કરવાના હોય છે. પિતાજીની મદદ કરવા હું પણ તેમના ખેતરે જાવ છું. છેલ્લે થોડા દિવશથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છીએ. જેથી જમીન નરમ અને પોચું બને આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચે પિતાજી હળ પાછળ ચાલીને ચાંચમાં બીજ નાખશે

તે કહે છે કે હું એક જગ્યએ ધાણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થવ ત્યાં સુધી મારે તમારી રાહ જોવી પડશે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનું થાય છે. ચિત્રતા કરીયે બીજને વાવવને વિસ દિવસ થઇ ગયા ડુંગળીના બીજના ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થય ગયા ડુંગળીના છોડની સાથે સાથે નિંદણ પણ ઉગ્યું નિંદણ ખેતરો માં અને બગીચામાં વાયા વગર ઉગી નીકળે છે. ખેતીના પાક માં નીદન દૂર કરવા માં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું પિતાજીને આ કામ માટે મદદ કરીયે છીએ. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તેમારા ગુથણ જેટલા ઉચ્ચ થઇ ગયા છે. અને સુતા થઇ ગયા છે. જેનો મતલબ ડુંગળીનો પાક તૈયાર તૈયાર થઈ ગયો છે. તેને લણવું પડશે તમે ખેતરમાં જોયેલા કોઈપણ ધરના દરેકે ડુંગળીના પાકને લણવનમાં મદદ કરવી પડશે. તે સમય સર ખુબ જ જરૂરી છે જો અમે વિલમ્બ કરી સૂતો ડુંગળીનપો પાક જમીનમાં દટાય જશે. અને અમારી બધી મહેનત નકામી થઈજશે ઘરના બધા ખુશ છે. આ વર્ષે ડુંગળી મોટી સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા એ ઈમ્લીજ એક પ્રકારનું દાતરડું હોય છે. જેતેનો ઉપયોગ કરે છે ઈમ્લીજ ખુબજ ધાર દર હોય છે. અને કાપતી વખતે તમારે આગળો કપાય નહિ તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળી ઓન કોથળા ભારે છે અને પિતાજી તે ટ્રક માં ભરી મંડીથી મોટા બજારમાં લઇ વેચવા લઇ જશે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી ભાઈ છોટુ અને હું પિતાજીના કામમાં મદદ કરીયે છીએ. તમને

વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર માંથી તાજે તાજા શાકભાજી લાવવા ની તૈયારી કરવી પડે છે. ધણી વાર છોટુ પણ અમને મદદ કરે છે. હું બધું કામ પતાવી ચાપિવ બેઠો ત્યારે ટેમ્પાનો હોંનો અવાજ સંભળાયો પિતાજી ભાઈ કાકા શાકભાજી લેવા નીકળી પડ્યા મમ્મી છોટુ અને હું આગળ બેસી શાકભાજી કોથળામાં ભર્યા અને તેના પર થોડું પાણી સરું થોડું પાણી ના છાંટી એ સવારે છ ત્રીસ વાગે પિતાજી શકભાજ શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઇ પાછા ઘરે આવ્યા તે તે સમયે અમારું ઘર નાની શાકભાજી મંડી જેવું લાગે છે.

રીંગણ રીગણા બટાટા ટામેટા ભીંડા દૂધી મરચા ને બીજા શાકભાજી વધે દરેક જણ શાકભાજી અલગ કરવા મદદ કરે છે. જે શાકભાજી પાત્ર નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે અમારે શાકભાજી ઝડપથી અલગ કરવા ખેતી વળેલા બજાર પહોચી શકાય સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દઈ અને બજાર માટે નીકળે છે અને તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજાકોઇ પાસે થી ખરીદી લેસે જેવા પિતાજી જાય હું જલ્દી તયાર થઇ જાવ છું કેમ કે મારે સાત અને ત્રીસ વાગે શાળાએ પહોંચવાનું હોય છે. છોટુ સવારે શાળાએ જાય છે. તે દસ વાગ્યે પિતાજી અને ભાઈ માટે જમવાનું જમવાનું લઇ બજાર માંજાય છે. શાળાએ શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ધણી વખત તે શાકભાજી પિતાજી ની મદદ કરવા જાય છે. પિતાજી આગળ દિવસના શાકભાજી રહેલા વેચવાના પ્રયત્ન કરે છે. શાકભાજી સડી ગયા હોય એને ફેંકી દેવા પડે છે બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળ નથી સૂર્ય તપી રહ્યો છે ચકલીઓ કબુતરો અને ચકલીઓની જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરીદી દીધું છે. ઘણા પક્ષીઓ તેમના માળા બનાવી લીધાછે. થોડા માળા માતો ઈંડા મુકવાનું પણ ચાલુ રહ્યું છે જે પક્ષિયો તેમના બચ્ચા ની જુદા જુદા પ્રકારના જિયોવ જંતુ ઓ બીજી વાસતું ઓ ખાવડાવવા નું ચાલુ કરી દીધું છે. આમારા આંગણા માં પણ એક કબૂતરનું બચ્ચું છે. જે માળામાં એક ઈંડુ

મોં ઉન વાળ અને રૂ પીંજેલા હતા આ રીતે બે ચકલીએ માળા બનાવ્યા હતા તેઓનુ બચ્ચા માટે કેવું નરમ અને હુફળું ઘર કાગડા જેવી નથલી હતી કાગડાનો માળો બધી પરકાનીઓ વસ્તુ ઓથી બને લો હોય છે.

ઇન્જન રવિન તમે જાણો છો કોયલ ખુબજ મધુર ગાય છે. તમે જાણો છોકે કોયલ પોતાનો માળો બનાવતીજ નથી તે તેના ઈંડા કાગડાના માળા માં મૂકે છે અને કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડા ને સેવે છે નજીક માં એક નાનું વૃક્ષ છે. તેની ડાલી પર માળો લટકે છે પક્ષીઓ અદભુત રીતે જીવ તા હોય છે જીવતા હોય છે. કાગડો અને તેનો માળો વૃક્ષ પાર ઉંચે બનાવેછે.

તક અવાજ સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું પાડીને બનાવે છે દરજીડો તેની ટિક્સણી ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવી જાળીનો માળો બનાવે છે કેમકે તેના બનાવે લ પંદનામાં ઘડી બા ઈંડા મૂકે છે તેનો માળો સરસ હો

કોલકતામાં બઉ બઉ અહીંયા તો બઉ ઠંડી છે યાર.

પેલા ગરમી હોય તો આવે દોઢ બે વાગ્યા સુધી જાગતા રઈએ અને નીંદર આવે ઊંઘ ના આવે ને, પશીનો ને ગરમી ને બધું હવા ના મલે પાદડુયે ના હલે બધું કેવું લાગે. ઠડીમાં અમ જાડું કઈક એવું અરે નાવનું શું, એમાં તો ગરમ પાણી કર લેવાનું.

હા તો વધારે કરો ખર્ચ વધુ કરો. ઠંડી તો ઠંડીમાં ઠંડી ન લાગે તો શુ ગરમી લાગે? કેવી મજા આવે છે સરસ આ આજ તો મજા છે યાર આજ તો મજા જ હોય રાત ના જલ્દી ગોદડાની અંદર મસ્ત સુઈ જઈએ એકદમ સવારના ઉઠીએ વેલા વેલા ઠીક ઠીક થોડું weather માં issue આવે. જે મજા આવે ને એટલે જલ્દી નિદર આવી જાય એની deep નિદર આવે આમ સુતા રહેતા જ તમને ઊંઘ આઈ જાય આ ઠંડી નો ચા coffee પીવો એ નહિ? ના ભાઈ ના તમે હું યાર ખોટી વાત કરતા હો ઠંડીમાં અરે હું કહું તો ગરમી કાઢી નાખવી જોઈએ આ ગરમી આપડે જોઈ એ તો કરકરતા ની ગરમી ના હોય ના નવ માં ય દસ માં ય ના હોય

હવે એતો કહું છુ કલકતા ની કેટલા ગરમી એટલે દસ મહિના અને ઠંડી એટલે બે મહિના તો બે મહિના એ તમે આપો યો ય એમાય એવું કરો અરે તો બે મહિના જ છે હું તો કહું ભગવાન ને કહું કે બે મહિના નું કમસેકમ છ મહિના નું કરો હા હું કામ નઈ? અરે હવે હું તો ચાહું છુ કે આ હું તો ચાહું છું સાહેબ કે આપડે ઇતોસ weather leather weather થાય બધા use to થઇ જાય

જે ઘેર ઠંડી ને બધા ને મજા આવતી હોંય

અને તમે સરસુ તેલ લગાવ્યું હોય અને નાવા પેલા તડકામાં બે ઉભા રો ને સુતા રયો ને તમાર body છે ને internal એ જેટલી hit ઓં release કરે ને તમારું અદર નું temperature એટલું સરસ ગરમ થઇ જાય કે પછી તમેને એટલી ઠડી effect ન કરે તમને એવી problem છે તો હા હ

ઓય હોય ગંદુ ગંદુ મેલું મેલું હમ હા આવો તમને પકડી ને તેલ ની બાલટી નો નાખું તો મારું નામ ન જો હ તમન હોળી રમાડવાનો સરસું તેલ માં રમાડું ઉનાળા તો તમને સરસું તેલ નાખી હજી લેવાઈ જાઓ ઠંડી હ ઠંડી માં જ મજા આવશે

હ થોડી જ કલકતા માં તો એટલું નથી હવે દિલ્હી જેવી હાલત થોડી છે

નાહ ઈ વાત હાચી તમારી ય એ વાત સો ટકા હાચી અરે પણ એના તો ઠંડી નો દોષ નો કેવાય ને એતો pollution નથી વધતું જાય છે એ આપડો દોષ સરકારનો પ્રસાસનનો જે control નો મળી શકે હમ તો એજ આવે ને હા તો ભળવાન કે છે કે જલ્દી જલ્દી સાફ થાઓ તમે

ના એ એટલે એટલે જ ભગવાન કે છે ને તરત ઉપડો તમે તું પણ એટલે લઉં છુ હું હમજ્યા

અરે તો એ pollution થી તમને ઠંડી ના હું કામ link કરો છો pollution તો બારે મહિના છે એ ગરમી માં વધારે છે એ ગરમી વધારે છે માં સાહેબ કેમ કે ગરમી માં અ જેટલું તારું ફરે એન થી વધારે તારું ને AC ફરતા હોય છે હ ના ના car માં જેટલી AC ઓં વધારે એટલું pollution વધારે

પછી પછી electric electricity એટલી consume થાય કે પછી એન થી પાછુ તો ગરમી માં વધારે થાય ને

એ તો હસ હસ કરે ને ભગવાન હું કરે? તમને વધારે કયો season ગમે મને એ ક્યો અચ્છા કોઈ પણ વરસાદ બાર એ મહિના હોય તો બારે મહિના વરસાદ હોય તો વાંધો નઈ એમાં કોઈ વાંધો નથી

પાણી માં ડૂબી ગયા છો હમમ

આટલ વરસાદ ઝૂમ જમાટ આવે બાઢ જેવી હાલત આવે તો

હું કઈ ના રોવાના

પેલા જયેશ ભાઈ plant લગાવું પડશે અંહ ના એકયા નથી

એકવાર તપાસ કરી પડશે નામ ખબર હોય તો કેજો ને

હમ હાચી વાત છે એતો બધું તો ચાલતું રે સે

હા હા એક દમ એક દમ હા હા ચાલો ચાલો ok ok ok આવી જાઓ good night by હેલ્લો, હા સર ફોન પે ફોન પે કસ્ટમર કેર માંથી બોલો છો તમે?

બહુ એરર બતાવે. ફોરગોટ યુપીઆઈ કર્યું તો બી નથી થતું.

ઓકે સર. પ્લેસ્ટોર ઓપન કર્યું.

સર અપડેટનો ઓપ્શન કઈ આવતો નથી સર. મેં તો એ પહેલા બી ચેક કર્યું અપડેટનો ઓપ્શન આવતો નથી.

હમ્મ હમ્મ હા. એટલે મારે એવું થાય છે કે આપડે પીન જનરેટ નથી થતી બરાબર છે. અને અને બીજું જોવા જઈએ તો જે પીન જનરેટ આપડે કરી નીચે ઓપ્શન આવે.